અને ફળિયામાં ઊભા એક ભાઈ છે અને પોતાના પૈસાનું કાઉન્ટિંગ કરે છે.

નેચરલ ગાર્ડન સીન સિનેરી વાળુ છે એમા બે ટેંગ લગાઇલા દેખાય છે ચાર ઝાડ છે.

તેની યાત્રા લઈને નીકળી રહ્યા છે અને માતાજીનો--

અને એક ભાઈનો પગ પણ દેખાય છે.

અને પાણીની અંદર ઝાડની છાયા પણ જોવા મળે છે.

ફાઈટિંગ નુ ફાઈટર છે અને આ જમ્પિંગ કરવા માટેના અંદર ડમ્પીંગ પણ છે અને બહુ જ સારી રીંગો પણ છે.

બાર બે બાઈકો પડ્યા છે બ્લુ કલર નું બોર્ડ લખેલુ --"

એક એકેડેમીસ જોવા મળે છે. એકેડેમીસમાં ચાર ચેર પડી છે એક ટેબલ છે ટેબલ--

એક નદી છે નદીમાં અ ત્રણ નાવ નાવ જોવા મળે છે આકાસ--

બુક્સ ની મોટી દુકાન છે એમા બહુ બધી બુક્સો છે એક ભાઈ ચશ્મા પેરીને બેઠા છે ને સ્પર શર્ટ અ --

મોટી અત્તરની દુકાન છે. અત્તરની મોટી મોટી બોટલો છે અને યેલો કલર ની બોટલો છે--

મહિલાઓ અલગ અલગ કલર ની સાડી પહેરી છે ઝાડવા ત્રણ દેખાય છે. બધા જેન્ટ્સ પણ ઉભા છે અને--

એક બહુ જ મોટું ચર્ચ છે. ચર્ચ માં એક મોટો ટૅગ લગાડેલો છે અને ચર્ચ --

બીયર ની દુકાન છે બિયર ના બાટલા છે એક ફ્રીઝ છે.

એમાં યેલ્લો મરુંન કલર છે એમાં લોટસ નું અઅઅ ચિત્ર છે કપ ત્રણ ભર્યા છે.